આ ચિત્રમાં એક લગન નો ડેકોરેશન દર્શાવયામાં આવ્યું છે.

આ પ્રતિમા એક વ્યક્તિની છે જે કોટ પહેરીને ઊભા છે મકાન અને ગોળાકાર પ્લેટફોર્મ પર આવેલું છે.

આ ચિત્રમાં એક પ્રદર્શનનો દ્રશ્ય છે જ્યાં વિવિધ પ્રકારના પંપો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

અને તેના ઉપર ચાર અલગ અલગ રંગની સાડીઓ ગોઠવામાં આવી છે જેમ કે નીલી જાંબલી લીલી અને લાલ રંગની સાડી છે.

આ ચિત્રમાં એક મોટું ગોડાઉન દેખાય છે જેનો છાપરો નીલો અને દિવાલની ઈંટની છે.

હોટલની બાંધકામ આધુનિક છે જેમાં ત્રણ મોટા કાચના પેનલ્સ અને બે સફેદ ડિઝાઇન વાળા પેનલ્સ છે.

આ ચિત્રમાં એક લાંબી માલગાડી રેલ્વે પાટા પર દોડતી દેખાય છે.

પાટા પર વીજળીના તાર પણ દેખાય છે જે દર્શાવે છે કે આ ટ્રેક પર વીજળીથી ચાલતી ટ્રેન પણ દોડે છે.

આ ચિત્રમાં મુખ્ય બે ભાગો જોવા મળે છે અહીં એક એ_ટી_એમ મશીન છે જે બેંક ઓફ ઇન્ડિયા નું છે.

એ_ટી_એમ મશીન બાજુમાં એક તાળા વાળી દરવાજા પાસે મુકાયેલું છે.

તળિયે એક નદી અથવા નાનું પાણીનો તળાવ છે જે શાંત રીતે વહેતો દેખાય છે.